જમોલ જેમોલ એપ્લીકેશનમાં સરફેસ સરફેસીઝ અને ઓર્બિટલ્સ ઓર્બીટલ્સ પરનાં આ ટ્યુટોરીયલમાં સ્વાગત છે
આ ટ્યુટોરીયલમાં આપણે શીખીશું એલિસાયક્લિક એલીસાયક્લિક અને એરોમેટિક એરોમેટીક પરમાણુઓનાં મોડેલો બનાવવા
પરમાણુઓની વિવિધ સપાટીઓ દર્શાવવી
એટોમીક અને મોલેક્યુલર ઓર્બીટો દર્શાવવી
આ ટ્યુટોરીયલનાં અનુસરણ માટે તમને જેમોલ એપ્લીકેશનમાં મોલેક્યુલર મોડેલો કેવી રીતે બનાવવા અને એડીટ કરવા તેની જાણકારી હોવી જોઈએ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
આ ટ્યુટોરીયલ રેકોર્ડ કરવા માટે હું વાપરી રહ્યી છું ઉબુન્ટુ ઓએસ આવૃત્તિ 1204 જમોલ આવૃત્તિ 1222 અને જાવા આવૃત્તિ 7 મેં એક નવો જેમોલ એપ્લીકેશન વિન્ડો ખોલ્યો છે
ચાલો સૌ પહેલા સાયક્લોહેક્સાને સાયક્લોહેક્ઝેન નું મોડેલ બનાવીએ
મોડેલકીટ મેનુ પર ક્લિક કરો
પેનલ પર મેથાને મીથેન નું મોડેલ દ્રશ્યમાન થાય છે
સાયક્લોહેક્સાને સાયક્લોહેક્ઝેન બનાવવા માટે આપણને છ કાર્બન કાર્બન અણુઓની એક હાઇડ્રોકાર્બન હાઈડ્રોકાર્બન સાંકળ બનાવવી પડે છે
આપણે મોડેલમાં મિથાઇલ મિથાઈલ જૂથ સાથે હાઇડ્રોજન હાઈડ્રોજન સબસ્ટીટ્યુટ કરીશું
આવું કરવા માટે આપણે હાઇડ્રોજન હાઈડ્રોજન પર કર્સર મુકીશું અને તેના પર ક્લિક કરીશું
સ્ક્રીન પર આ એથને ઈથેન નું મોડેલ છે
આ પગલાંનું ફરી 2 વાર પુનરાવર્તન કરો અને મિથાઇલ મિથાઈલ જૂથ સાથે એક સમયે એક હાઇડ્રોજન હાઈડ્રોજન ને ફેરબદલ કરો
હાઇડ્રોજન્સ હાઈડ્રોજનો પર એ રીતે ક્લિક કરો કે બંધારણ એક વર્તુળ બનાવે
હવે રોટેટ મોલિક્યુલ રોટેટ મોલેક્યુલ ટૂલની મદદથી રચનાને સ્ક્રીન પર ફેરવો
પેનલ પર આ બુટને બ્યુટેન ની રચના છે
મોડેલકીટ મેનુ પર ક્લિક કરો
સાંકળની અંતે આવેલ કોઈપણ કાર્બન કાર્બન અણુઓમાં ઉપલબ્ધ હાઇડ્રોજન પર ક્લિક કરો
અહીં પેનલ પર પેન્ટને પેન્ટેન નું મોડેલ છે
કાર્બન સાંકળનાં છેડે અડીને આવેલ કોઈપણ એક હાઇડ્રોજન્સ પર ક્લિક કરો
પેનલ પર સાયક્લોહેક્સાને સાયક્લોહેક્ઝેન નું મોડેલ બને છે
રચનાને ઓપ્ટીમાઈઝ કરવા માટે મોડેલકીટ મેનુમાં આવેલ મિનિમાઇઝ મીનીમાઈઝ વિકલ્પનો ઉપયોગ કરો
સાયક્લોહેક્સાને સાયક્લોહેક્ઝેન નું મોડેલ હવે તેનાં સૌથી સ્થિર ચેર બંધબેસતાપણામાં છે
એકાંતરે ચક્રીય રચનાઓ બનાવવા માટે આપણે મોડેલકીટ મેનુમાં આવેલ ડ્રેગ ટીઓ બોન્ડ વિકલ્પનો પણ ઉપયોગ કરી શકીએ છીએ
આ વિશેષતાને ડેમોનસ્ટ્રેટ કરવા માટે હું પેન્ટને પેન્ટેન નાં મોડેલને ઉપયોગમાં લઈશ
પેનલ પર આ પેન્ટને પેન્ટેન નું મોડેલ છે
આને સાયક્લોપેન્ટને સાયક્લોપેન્ટેન માં પરિવર્તિત કરવા માટે મોડેલકીટ મેનુમાંથી ડ્રેગ ટીઓ બોન્ડ વિકલ્પ પસંદ કરો
સાંકળની અંતે આવેલ કાર્બન કાર્બન પર કર્સર મુકો
માઉસનું બટન દબાવી રાખો
માઉસનાં બટનને મુક્ત કર્યા વિના સાંકળનાં બીજા છેડે આવેલ કાર્બન કાર્બન પર કર્સર લાવો
હવે માઉસનું બટન મુક્ત કરો
આપણી પાસે પેનલ પર સાયક્લોપેન્ટને સાયક્લોપેન્ટેન નું મોડેલ છે
હવે ચાલો સાયક્લોહેક્સાને સાયક્લોહેક્ઝેન નાં મોડેલ સાથે જેમોલ પેનલ પર પાછા જઈએ
ચાલો હવે સાયક્લોહેક્સાને સાયક્લોહેક્ઝેન ને બેન્ઝેને બેન્ઝીન વલયમાં પરિવર્તિત કરીએ
આપણને સાયક્લોહેક્સાને સાયક્લોહેક્ઝેન વલયમાં અનુક્રમે આગળ પાછળ સ્થાને બમણા બોન્ડો પરિચય કરાવવા પડશે
મોડેલકીટ મેનુ ખોલો
કોઈપણ બે કાર્બન અણુઓ વચ્ચેનાં બોન્ડ પર કર્સર મુકો અને તેના પર ક્લિક કરો
આપણી પાસે પેનલ પર હવે સાયક્લોહેક્સને સાયક્લોહેક્ઝીન છે
આગળ તેને બેન્ઝેને બેન્ઝીન માં પરિવર્તિત કરવા માટે આપણને રચનામાં હજુ વધારાનાં બે બમણા બોન્ડો પરિચય કરાવવા પડશે
આગળ આવેલ કોઈપણ બે કાર્બન અણુઓ વચ્ચેનાં બોન્ડ પર ક્લિક કરો
આપણી પાસે પેનલ પર બેન્ઝેને બેન્ઝીન નું મોડેલ છે
સ્થિર બંધબેસતાપણું મેળવવા માટે એનર્જી મીનીમાઈઝની પ્રક્રિયા કરો
જેમોલ એપ્લીકેશનનો ઉપયોગ કરીને પરમાણુઓની સરફેસ ટોપોલોજી સરફેસ ટોપોલોજી દર્શાવી શકાય છે
વિવિધ સપાટીઓ જોવા માટે પોપ અપ મેનુ ખોલો
મોડેલકીટ મેનુ જો ખુલ્લું હોય તો તેને બંધ કર્યાની ખાતરી કરી લો
હવે પોપ અપ મેનુ ખોલવા માટે પેનલ પર જમણું ક્લિક કરો
નીચે સ્ક્રોલ કરીને સરફેસ પસંદ કરો
ઘણા વિકલ્પો ધરાવતું એક સબ મેનુ ખુલે છે
ડોટ સરફેસ ડોટ સરફેસ વન ડેર વાલ્સ અને બીજા અન્ય
ડેમોનસ્ટ્રેટ કરવાનાં હેતુસર હું પસંદ કરીશ મોલિક્યુલર સરફેસ મોલેક્યુલર સરફેસ
બેન્ઝેને બેન્ઝીન નું મોડેલ મોલિક્યુલર સરફેસ મોલેક્યુલર સરફેસ સહીત ખુલે છે
ચાલો તેને બીજી કોઈ સપાટીમાં બદલીએ માનો કે ડોટ સરફેસ ડોટ સરફેસ
તો પોપ અપ મેનુ ફરીથી ખોલો અને ડોટ સરફેસ પસંદ કરો
આપણે સપાટી અપારદર્શક કે પારદર્શક પણ બનાવી શકીએ છીએ
આવું કરવા માટે પોપ અપ મેનુ ખોલો નીચે સરફેસ સુધી સ્ક્રોલ કરો અને મેક ઓપેક વિકલ્પ પસંદ કરો
અવલોકન કરો બેન્ઝેને બેન્ઝીન મોડેલ અપારદર્શક બન્યું છે
સરફેસ વિકલ્પને બંધ કરવા માટે પોપ અપ મેનુ ખોલો પસંદ કરો સરફેસ
નીચે ઓફ સુધી સ્ક્રોલ કરીને તેના પર ક્લિક કરો
હવે આપણી પાસે બેન્ઝેને બેન્ઝીન નું મોડેલ કોઈપણ સપાટીઓ વગરનું છે
જેમોલ પરમાણુઓનાં એટોમિક એટમીક અને મોલિક્યુલર ઓર્બિટલ્સ પરમાણુ કક્ષાઓ દર્શાવી શકે છે
એટોમિક ઓર્બિટલ્સ એટમીક ઓર્બીટલ્સ ને કંસોલ પર કમાંડો લખીને સ્ક્રીન પર દર્શાવી શકાય છે
ફાઇલ અને ન્યૂ પર ક્લિક કરીને એક નવો જેમોલ વિન્ડો ખોલો
હવે ફાઇલ અને ત્યારબાદ કન્સોલ પર ક્લિક કરીને કંસોલ વિન્ડો ખોલો
સ્ક્રીન પર કંસોલ વિન્ડો ખુલે છે
કંસોલ વિન્ડોને વિસ્તૃત કરવા માટે હું ક્માગ સ્ક્રીન મેગ્નિફાયર વાપરી રહ્યી છું
અણુ કક્ષાઓ માટે કમાંડ લાઈન આઇસોસરફેસ ફેઝ એટોમિકોર્બિટલ થી શરુ થાય છે
ડોલર પ્રોમ્પ્ટ ડોલર પ્રોમ્પ્ટ પર ટાઈપ કરો આઇસોસરફેસ ફેઝ એટોમિકોર્બિટલ
આ પછીથી ક્વાન્ટમ નંબર્સ ન
ક્વોન્ટમ ક્રમાંકો ન એલ અને એમ આવે છે જે કે દરેક અણુ કક્ષા માટે વિશિષ્ટ છે
એસ કક્ષા દર્શાવવા માટે ટાઈપ કરો 2 0 0 ક્રમાંક 2 0 0 અનુક્રમે ન એલ અને એમ ક્વોન્ટમ ક્રમાંકો રજુ કરે છે
કમાંડ એક્ઝીક્યુટ કરવા માટે Enter કી દબાવો
પેનલ પર આપણને એસ કક્ષા પ્રદર્શિત થયેલ દેખાય છે
અહીં અણુ કક્ષાઓ અને તેને સંદર્ભિત સ્ક્રીપ્ટ કમાંડોનાં કેટલાક વધુ ઉદાહરણો છે
તમામ અણુ કક્ષાઓ માટે કમાંડ લાઈન એકસમાન છે
કંસોલ પર પહેલાનો કમાંડ દર્શાવવા માટે કીબોર્ડ પર યુપી એરો અપ એરો કી દબાવો
ન એલ અને એમ આ ક્વોન્ટમ ક્રમાંકોને 2 1 1 એડીટ કરો
Enter કી દબાવો અને જેમોલ પેનલ પર પીએક્સ કક્ષા જુઓ
અપ એરો કીને ફરીથી દબાવો અને ન એલ અને એમ ને 3 2 અને 1 એડીટ કરો
Enter કી દબાવો અને જેમોલ પેનલ પર ડીએક્સી કક્ષા જુઓ
આપણે આ ઈમેજોને વિભિન્ન ફાઈલ ફોર્મેટોમાં પણ સંગ્રહી શકીએ છીએ જેમ કે જેપીજી પીએનજી અથવા પીડીએફ
અહીં તમામ એટોમિક ઓર્બિટલ્સ એસ પ ડી અને ફ માટે કમાંડોની યાદી દર્શાવી છે
આ સ્લાઈડ પર દર્શાવેલ એ એટોમિક ઓર્બિટલ્સ નું મોડેલ છે
આ બધાને કંસોલ પર સ્ક્રીપ્ટ કમાંડો લખીને બનાવવામાં આવ્યા હતા
મોલિક્યુલર ઓર્બિટલ્સ મોલેક્યુલર ઓર્બીટલ્સ કેવી રીતે દર્શાવવા તે બતાવવા માટે અહીં મેં નવું જેમોલ પેનલ અને કંસોલ ખોલ્યું છે
હાયબ્રિડાઇઝ્ડ મોલિક્યુલર ઓર્બિટલ્સ હાયબ્રિડાઇઝ્ડ મોલેક્યુલર ઓર્બીટલ્સ જેમ કે એસપી3 એસપી2 અને એસપી ને જેમોલ દ્વારા દર્શાવી શકાય છે
પેનલ પર આપણી પાસે મેથાને મીથેન નું મોડેલ છે
મેથાને મીથેન નાં મોલિક્યુલર ઓર્બિટલ્સ નો પ્રકાર છે એસપી3
લિનિયર કોમ્બિનેશન ઓએફ એટોમિક ઓર્બિટલ્સ લીનીયર કોમ્બીનેશન ઓફ એટોમિક ઓર્બીટલ્સ એટલે કે એલસીએઓ આ પદ્ધતિનો ઉપયોગ મોલિક્યુલર ઓર્બિટલ્સ બનાવવા માટે થાય છે
તેથી કમાંડ લાઈન લ્કાઓકાર્ટૂન થી શરુ થાય છે ત્યારબાદ ક્રિએટ અને ઓર્બિટલ નું નામ આવે છે
ડોલર પ્રોમ્પ્ટ પર ટાઈપ કરો લ્કાઓકાર્ટૂન ક્રિએટ એસપી3 Enter દબાવો
એસપી3 હાયબ્રિડાઇઝ્ડ મોલિક્યુલર ઓર્બિટલ્સ સાથે મેથાને મીથેન નાં મોડેલનું અવલોકન કરો
એસપી2 હાયબ્રિડાઇઝ્ડ મોલિક્યુલર ઓર્બિટલ્સ દર્શાવવા માટે આપણે એથેને ઇથીન ને ઉદાહરણ તરીકે લેશું
પેનલ પર આ એથેને ઇથીન નો પરમાણુ છે
એથેને ઇથીન પરમાણુ ત્રણ એસપી2 હાયબ્રિડાઇઝ્ડ મોલિક્યુલર ઓર્બિટલ્સ ધરાવે છે
જે આ પ્રકારે છે sp2એ sp2બી અને sp2સી
ડોલર પ્રોમ્પ્ટ પર ટાઈપ કરો લ્કાઓકાર્ટૂન ક્રિએટ sp2એ અને Enter દબાવો
પેનલ પર એથેને મોડેલમાંનાં એસપી2 કક્ષાનું અવલોકન કરો
અપ એરો કી દબાવો અને sp2એ ને sp2બી માં બદલો Enter દબાવો
ફરીથી અપ એરો કી દબાવો અને sp2બી ને sp2સી માં બદલો Enter દબાવો
છેવટે પી બોન્ડ માટે કક્ષાનું નામ પીઝ તરીકે એડીટ કરો
પેનલ પર આપણી પાસે એથેને ઇથીન પરમાણુ તમામ મોલિક્યુલર ઓર્બિટલ્સ સહીત છે
આ સ્લાઈડ મોલિક્યુલર ઓર્બિટલ્સ સહીત બીજા કેટલાક પરમાણુઓનાં ઉદાહરણો દર્શાવે છે
વધુ માહિતી માટે જેમોલ સ્ક્રીપ્ટ ડોક્યુંમેંટેશનની વેબસાઈટનું અન્વેષણ કરો
ચાલો સારાંશ લઈએ
આ ટ્યુટોરીયલમાં આપણે શીખ્યા સાયક્લોહેક્સાને સાયક્લોહેક્ઝેન અને સાયક્લોપેન્ટને સાયક્લોપેન્ટેન નું મોડેલ બનાવવું બેન્ઝેને નું મોડેલ બનાવવું મોલેક્યુંલોની સરફેસ ટોપોલોજી સરફેસ ટોપોલોજી દર્શાવવી
તેમજ આપણે શીખ્યા એટોમિક ઓર્બિટલ્સ એસ પ ડી ફ દર્શાવવી કન્સોલ કંસોલ પર સ્ક્રિપ્ટ કમાન્ડ્સ સ્ક્રીપ્ટ કમાંડો લખીને મોલિક્યુલર ઓર્બિટલ્સ એસપી3 એસપી2 એન્ડ એસપી દર્શાવવી
અહીં એક એસાઇનમેંટ છે 2 બ્યુટને 2 બ્યુટીન નું મોડેલ બનાવો અને મોલિક્યુલર ઓર્બિટલ્સ મોલેક્યુલર ઓર્બીટલ્સ દર્શાવો
મોલિક્યુલર ઓર્બિટલ્સ મોલેક્યુલર ઓર્બીટલ્સ નાં રંગ અને માપ બદલવા માટે લ્કાઓકાર્ટૂન કમાંડનું અન્વેષણ કરો
કમાંડોની યાદી માટે આપેલ લીંકનો સંદર્ભ લો
આ લીંક પર ઉપલબ્ધ વિડીયો નિહાળો
httpspoken tutorialorgWhat is a Spoken Tutorial
તે સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટનો સારાંશ આપે છે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
જોડાવાબદ્દલ આભાર